નાન- નાની હોટ વિલ્સ ની ગાડીઓથી લઈ ને મોટા-મોટા લેગો ના પઝલ્સ બી દેખાઈ રહ્યા છે.

ફોટો માં એક નવી દુકાન જે ખોઈલી હોય એનું ઇનોગ્રેશન જેવું લાગે છે.

આ ફોટોમાં એક પાછળ બહુ મોટી પાણીની ટાંકી દેખાઈ રહી છે.

એનાથી એવું લાગે છે કે આજુ-બાજુ એક નાનકડું મસ્જિદ જેવું છે.

એક બાજુમાં જ એક પ્લાન્ટ નું પોટ મૂયકુ છે.

ઈલેક્ટ્રિકલ પોલ લાગ્યા છે જેના આજુ-બાજુ ફેન્સ લાગી છે .

આ કોઈ હમણાં નવી-નવી બિલ્ડીંગ જ હોય એવું લાગી રહ્યું છે.

પાછળ એક માણસ દુકાનમાં કામ કરી રહ્યો છે એવું દેખાય છે.

આ ફોટો એક માણસ સેલ્ફી લઈ રહ્યો છે એવું દેખાઈ રહ્યું છે.

અમુક માણસો મશીન ના આજુ-બાજુ ચાલતા દેખાઈ રહ્યા છે.

બાજુમાં એક દિવાલ છે જેમાં જાત જાતનું વોલ આર્ટ ડ્રો કરેલું દેખાઈ રહ્યું છે.

આજુ-બાજુ પાણી બધું ગરમી ને લીધે સુકાઈ ગયું છે.

ટેબલ પર ફેવીકોલ તો ઓરિગામી પેપર ને બીજુંબી જાતના આર્ટ સપ્લાયસ દેખાઈ રહ્યા છે.

આ ફોટો માં કોઈ પાર્કિંગ નો એરિયા હોય એવું દેખાઈ રહ્યું છે.

એક માણસ ગાડી લઈને અંદર ટર્ન મારતો દેખાઈ રહ્યો છે.

લાલ કલર ની સ્કૂટર પ્લેઝર અહીંયા પાર્ક કરેલી ઉભી છે.

આ એક બહુ જાણીતી કંપની પ્રેસ્ટેજ નામની કંપની ના સ્ટવ છે.

એક માણસ એક ખુરશી પર બેઠો છે જેણે હમણાં ચા પીધી છે.

એક બેન એમના છોકરાને લઈને અંદર ચાલીને આવી રહ્યા છે.

ફોટોમાં પાછળ જાત-જાતના અલગ-અલગ પ્રકારના અત્તર તમને દેખાઈ રહ્યા છે.

આ એક બેકરી નો ફોટો દેખાઈ રહ્યો છે.

અને આ દુકાનમાં લાઈફ કેક ઓન ધી સ્પોટ તમને બનાવીને આપે છે.

બહુ બધા આઈયા દિવાલમાં કાણા ને બધા પડ્યા છે જેનાથી એવું લાગી રહ્યું છે કે આ કોઈ બહુ જુની જગ્યા છે.